ગ્રીન કલર ની ટીશર્ટ પહેરેલી છે એક છોકરાએ કેસરી કલર ની ટીશર્ટ પેરેલી છે પાછળની સાઈડ ફર્નિચર છે જેમાં દાગીનાઓ પડ્યા છે.

પિંક કલર ની સાડી પેહરી છે ત્રણ ચાર માણસ છે જેમને વ્હાઇટ કલર ના શર્ટ પેર્યા છે એક છોકરો છે જે એના પ દાદાનો હાથ પકડી રહ્યો છે.

અને પાછળની સાઈડ આપણે રેડ કલર નો સાન્તા ક્લોઝ ઉભો છે ચારથી પાંચ દુકાનો છે.

આ એક જીમ છે જેમાં એક છોકરાએ બ્લેક કલર ની હુડી પ્હેરી છે એમાં પિંક કલર નો બૉલ બી દેખાય રહ્યા છે.

કાર દેખાઈ રહી છે જેમાં મેઇન રોડ દેખાઈ રહ્યો છે આજુબાજુ જમીન દેખાઈ રહી છે.

અહીંયા એક બિલ્ડીંગ દેખાય રહી છે જે ચાર થી પાંચ માળની છે એમા ત્રણ થી પાંચ--

બે થી ચાર બારી દેખાઇ રહી છે ઉપર બે પક્ષી ઉડી રહ્યા છે જે બ્લેક કલર ના દેખાઇ છે.

ફોન જોઇ રહી છે જેને બ્લેક એન્ડ વ્હાઇટ કલર ના પટ્ટા વાળુ--

આ ઈમેજ ની અંદર તેલના ચારથી પાંચ ડબ્બા ભરેલા છે જે--

અહિયા ઘણા બધા સ્ટોન પડ્યા છે અને.

અહીંયા આપણે ઘણી બધી સ્ટોર જોઈ શકીએ છે આમાં ભવાની કોમ્પ્યુટર્સ છે ક્લિયર વિઝન ઓફ --

એન્ડ બાજુની સાઇડ એક અંકલ બ્લેક બેગ એન્ડ બ્લુ જિન્સ પહેરીને જઈ રહ્યા છે.

તેની બાજુની સાઈડ પચાસ થી સાઈઠ આપણે ઝાડ જોઈ શકે છે તેમાં આજ બાજુની સાઈડ એક ઘાસ દેખાય રહી છે.

અ તેની પાછળની સાઈડ આપડે મંદિર જોઈ શકીયે છે એની આગળની સાઈડ --

સાતથી આઠ ઝાડ જોઈ શકીએ છીએ એમાં ઘણી બધી સ્ત્રીઓ છે એન્ડ ઘણા બધા પુરુષો છે.

એમા જઇ હાજીપુર હિન્દીમાં ઈંગ્લીશ મા અને ઉર્દુમાં લખેલુ છે જ્યાં દસથી પંદર ગાડી વાળા ઊભા છે.

આ એક ચિત્રમા બે થી ત્રણ આપડે--

અંકલ છે જેમને બ્લુ કલર ની ટીશર્ટ પહેરી છે એક ગાડી ઊભી છે પ્રેટોલ પુરાવા.

આ પીક ની અંદર આપણે ઘણા બધા માણસો જોઈ રહ્યા છે તેમાંથી ચારથી પાંચ છોકરાઓ છે એમાં બે થી ત્રણ માસીઓ છે પાછળ વોશરૂમ માટે જગ્યા છે.

અ લીલી વનસ્પતિ છે ઘાસ છે સામેની સાઈડ બે જણા ચાલતા ચાલતા આવી રહ્યા છે અને આ એક ગાર્ડન નો પીક છે.

છીકણી કલર ની જાળી છે તેમાં ઈટો દેખાઈ રહી છે આજુબાજુ જાળવાઓ છે ઘણા બધા એની પા મઁદિરની પાછળ એક ફ્લેટ છે.